કરચેરીની ઉપર લાલ રંગના બોર્ડમાં પોલીસ અધિકારીની કચેરી જીલ્લો વલસાડ લખેલું છે.

આ કોઈક રિસોર્ટ ના ગાર્ડન નું ચિત્ર છે ગાર્ડન માં ઘણા બધા વૃક્ષો અને ઝાડ રોપેલા છે.

દિવાલ પર વાઈટ કલર કરેલો છે. શોપ માં વિવિધ પ્રકારના ફોન ડિસ્પ્લે માં લગાવેલા છે.

એમ મોટા વ્હાઈટ ટેબલ પર ફોન મુકેલા છે દિવાલ પર આઈ પેડ નો પેઇન્ટિંગ નું ચિત્ર કરેલું છે.

આ એક ચર્ચ નું ચિત્ર છે ચર્ચ માં ઘણા બધા લોકો બેસેલા દેખાઈ રહ્યા છે.

આ બાર વિવિધ પ્રકારના નાના-નાના કુંડા ગોઠવેલા છે એક મોટો હિંચકો લગાવેલો છે.

પ્લેટફોર્મ પર સાઈડ પર ઓવન મુકેલુ છે બીજી સાઇટ પર ઇન્ડક્શન છે.

નીચે સ્કૂટર અને બાઈક પાર્ક કરેલા દેખાઈ રહ્યા છે.

ઉપર એક પંખો છે એક કેમેરો લગાવેલો છે સામે એક મંદિર છે.